અ તે ઉપરાંત મેટ્રો નું એક અ--

બેટિંગ ની પ્રેક્ટિસ કરી રહ્યો છે જ્યારે બોલર દળો ફેકવાની ફેકવાનો અભ્યાસ કરી રહ્યો છે આ ઉપરાંત તેમણે ને નેટ વડે ડિસ્ટ્રીબ્યૂટ કરી.

આ સમા સ્મારકોનું ચિત્ર પા પાછળની દીવાલ પર છે.

અ એક સોફો અને એક ટેબલ અને તેમજ પાણીની બોટલ પણ દેખાય રહી છે આપેલ ચિત્ર--

આપેલ ચિત્ર એક વર્ગનું લાગી રહ્યું છે જેમાં ઘણા બ ઘણી બધી પાટલીઓ લાઈનસર ગોઠવવામાં આવી છે અ તે ઉપરાંત ઉપર--

જર્જ ની ઉપર ચર્ચ નું જે ચિન્હ હોય છે સરવાળા વાળું તે પણ લગાડવામાં આવ્યું છે અને તેને લાઈટ થી શણગારવામાં આવ્યું--

ઓ પાડી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે અને ખૂબ વધારે ભીડ હોય એવું દ્રશ્ય દેખાય રહ્યું--

અ વીજળીથી ચાલતુ સ્કૂટર છે તે દેખાય રહ્યુ છે બે કલર છે તેના.

આપેલ દ્રશ્ય એક અમૂલ ના અમૂલ ની દુકાનનું છે જેમા ઘણા બધા અંદર--

ઠંડા પીણા ની બોટલો તે ઉપરાંત આઈસ્ક્રીમ્સ ના મોટા મોટા--

આ કલર રંગાઇલો છે ઘણા બધા વાલિયો ને ઘણા બધા વિધાર્થીઓ બાર ઉભા રહ્યા હોય એવુ જણાઇ છે.

અને લાઇટ ના ઘણા બધા થાંભલાઓ પણ દેખાઈ રહ્યા છે આ ઉપરાંત.

આપેલ ચિત્ર એક પેટ્રોલ પંપ નું દેખાઈ રહ્યુ છે.

જેમ જેનું નામ ઉમા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એવું કંઈક દેખાઈ રહ્યું છે.

આ દ્રશ્ય કોઈક મોટા એક કંપની ના કોઇક--

આ દ્રશ્યમાં ઘણા બધા વ્યક્તિઓ ખુરશીઓ પર બેસે બેસેલા દેખાય છે.

તેને તેમના રોગ અનુસાર દવાઓ આપી આપી રહ્યા હોઈ એવુ જણાઈ રહ્યુ છે અ તેમની આજુ બાજુ ઘણી ભીડ હોય તેવુ દેખાય રહ્યુ છે.

આપેલ ચિત્ર કોઈ એક બગીચાનો દેખાય છે જેમા બેસવા માટે ઘણા બધા બાકડાઓ રાખવામાં આવ્યા છે.

આ ચિત્ર કોઈક હોટલ કે કોઈક રેસ્ટોરન્ટ નુ હોય એવુ દેખાય રહ્યુ છે.

પ્રવેશ દ્વાર વખતે પગ લૂછવા માટે એક આસનની પણ વ્યવસ્થા રાખેલ છે.